ઉપયોગ ઠંડી સામે રક્ષણ મેળવવા માટે થાય છે દક્ષિણ ના રાજ્ય માં ગરમી થી બચવા લોકો સુતરાઉ કાપડ ના વાસ~વસ્ત્રો પેરવાનું પસંદ કરે છે. જયારે

માટે માથા પાર વસ્ત્ર નો ટુકડો ને રૂમાલ બાંધી રાખે છે. ભારત માં આબોહવાનું વૈવિધ્ય હોવાથી ગુજરાતી ઓ વેપાર પંજાબી ઓ લશ્કર પ્રવૃત્તિ ઓ અને ઉત્તર ભારત ના લોકો ખેતી નો વ્યવસાય કરે છે. રણ પદેશ માં વિચારતી જતી ઓ ના લોકો પ્રાણી ઉછેર માટે ખુબ જુદા જુદા સ્થળે ફરતા રહે છે. દરિયા કિનારા ના વિસ્તારો માં ગુજરાત માં ઘઉં તમિલનાડું, કેરળ, પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળ માં ચોખા અને માછલી ઓ નો વધુ ઉપયોગ થાય છે. માનવદ્વારા સંગ્રહિક અને વિશ્વાસ બેસે તેવી વસ્તુ કે પદાર્થ ના

ચોક્કસ ઉદ્દેશય ની પૂરતી માટે જે પણ ઉપાય કામ માં~ કામ માં લેવામાં આવે છે. તે શંશાધન કેવા~ શંશાધન હોઈ છે. અહીં ખુબ માનવદ્વારા લાભ ઉઠાવાની ક્ષમતા ને પોતાની મુશ્કેલી ઓ માંથી બહાર કાઢી લેવાની ક્ષમતા ઓ નો પણ સમાવેશ થઇ છે. આમ એક પણ વસ્તુ નો માનવ ની જરૂરિયાત પુરી ક કરવા હેતુ થી ઉપયોગ કરવા કરવાથી શંશાધન મળી જય છે. frans ઐતિહાસિક કલ માં માનવ ને ધરતી માં દરબાયેલા ખનીજો ની જાણકારી ના હતી તે લોકો ઉપયોગ જાણતા ના હતા તે માટે શંશાધન ના હતું પરંતુ આધુનિક માનવ માટે આ પદાર્થો ઘણા ચમત્કારિ છે. તે પદાર્થ તેમના લાભ તથા તેમના શંશાધનો જરૂરિયાતો ના શંશાધનો ખાતર સ્થાન કરે છે તેથી તેમના માટે તે શંશાધન છે. કુદરતી શંશાધન પૃથ્વી પાર કુદરત રીતે શારજાયેલા સરળતાથી મળી જય અને માનવી ને ઉપયોગ માં આવતા કુદરતી પદાર્થો ને કુદરતી શંશાધનો કહેવામાં આવે છે. કુદરતી શંશાધન ના છ પ્રકાર છે. જળ શંશાધન, ખનીજો, અને ભૂમિ અથવા તો જમીન સૌ પ્રથમ જળ શંશાધન ભારત ના જળ શંશાધન માં નદી ઓ સરોવર નો સમાવેશ થઇ છે. ભારત થી નદી ઓ માં તેની ઉત્પતિ થી સ્વરૂપ અને નીચે આધારે બે ભાગ માં વેહેચવામાં આવે છે. ઉત્તર ભારત ની નદી ઓ અને દક્ષિણ ભારત ની નદી ઓ ઉત્તર ભારત ની નદી ઓ નદી ઓ તો સિંધુ, ગંગા, યમુના, બ્રમ્હપુત્ર, છે. આ નદી ઓ માં બારે માસ પાણી રહે છે. ગંગા નદી ને ભાગીરથી પણ કેવાય છે. ગંગા નદી એ તેના મુખ પાસે ફળ દ્રાફ્ટ મુખ ત્રિકોણીય રચના કરી છે. ગંગા અને બ્રમ્હપુત્ર જળમાર્ગ તરીકે ઉપયોગી છે. આ ઉપરાંત જેલમ, ચિનાબ, રાવિ, બિયાર, ખેટલુંજ જેવી નદી ઓ વહે છે. બિહાર માં કોશી નદી માં દર વર્ષે ભયંકર પૂર આવે છે. જે બિહાર ના ધોળાવી વિશાલ વિસ્તારો ને નુકશાન પોંહચાડે છે. દક્ષિણ ભારત ની નદી તો નર્મદા, તાપી.

આ વિપુલિયાના ધમાલિયા છોકરા એ મચેડીને બગાડી નાખી. નાનકો કહે દાદી માં વોરંટીમાં હશે હમણાં દાદા ફોન કરશે બદલાવી નાખશુ ગુસ્સે ન થાવ હવે બે હજાર પંદરમાં કઈ એ warranty ચાલે પણ બા તમે ક્યારે વાપરો ચો આ ચેડમેન પપ્પા અને દાદાજી વાપરે છે. ચૂપ રે નાનીયા તને ખબર નથી ક્યારે મારા પગ ચલય ગયા હોય અને ઊંઘ ન આવતી હોય ત્યારે પણ હું ચાલુ છું. આમણે આ દાદાને કહે નહિ પણ ઉંચા નીચા કરવા હાય રે બગાડી નાખી વેચવા અરણ્ય રૂબ નો ઉંચા અવાજે માત્ર ગાય એટલે કા દીકરો કા દાદો બગડેલા સાધનનો inspection કરે અને જેને બોલાવવાના હોય એને બોલાવેલા હોય. જે બોલાવવા ફોન કરે એ બોઈલર ટાઢું પડે કે ઘરનું વાતાવર Normal થાય. વિપુલ હમણાં જ ઘરમાં તેના બંને ધમાલિયાઓ મોન્ટુ અને પિન્ટુને લઈને આવ્યો હતો. સ્વામિનારાયણની પૂજા માટે ઘરમાં પૂજા હોય એટલે ઘણા લોકો ઘરમાં હોય અને વટ વૈવાર એકલા બા જ સાચવે તેથી વિપુલના મોટું અને સ્વીટુ ઉપર બહુ ત્યાગ રાખેલું નહિ. પણ નાનિયાએ બીજા દિવસે સાંજે કહ્યું હતું કે બા મોટું ભાઈએ આ મશીન ખોલેલું તેથી એક અને એક બે તેમ ગણીને બાજી ઉકાળવા માંડિયા હતા. જો કે આમેય વિપુલ એમના મોટી નણંદ વિનાનો દીકરો અને નણંદ બાએ ખુબ નણંદપણું તેમના સમયમાં દેખડેલું એટલે તે આમેય ગમતો તો નહિ જ તેની ઉપર મહારાજ સાહેબનું પ્રવચન ચાલતું હતું. રાજની દાદા એ સાંભળતા હતા. અને માજીના ઉંચા અવાજે થતા રાડાને પણ સમજતા હતા. મહારાજ સાહેબ બોલ્યા છતાં પણ અશાંતિ હોય ત્યાં મૂળભત કારણ ભૂતકાળ જ ભુલાય જાય તો વાતવરણ શાંત થઈ જાય બરોબર એવું જ હતું અત્યારે પણ વિપુલ પરનો આકરો છે. તો તે લિનના સાધને આજે ચાલીશ ચાલીસ વર્ષો એ બાબતને વહી ગયા પણ યાદશક્તિ એટલી તીવ્ર કે હવે પ્રસંગ બધા જ હા કદાચ સાહીઠ વર્ષ પછીના મૃત્યુભસમા હવે કદાચ વર્ષો આડાઅવળા થાય પણ સાસુ નણંદ, જેઠ દિયર અને સસરા જાણે મારા વરજીને ચૂસવા સત્તત ત્યાર જ બેઠા હોય. અને એના ભાઈ બહેન, પપ્પા મમ્મી તો કાયમ જ બાપડા અને બિચારા, વટ અને વેવારની વાતોમાં અને પિયરીમાં બાપરા અને બિચારા પણ મારા પિયરિયાઓ મારા સાહેબ આગળ બોલતા હતા. ભૂકાળને ભૂત શબ્દ કેમ અપાયો કારણકે તે કદી કે સ્વરૂપે પાછો આવતો જ નથી જે છે તે આજ અને આવતીકાલ આપણા હાથમાં ભૂત કાળને ભુલાય અને આજે જે હાથ માં છે તેને જીવાય તો જિંદગી બેજરૂરી રેલાવાય ના પણ સહેજ બહાનું મળ્યું નથી એ આ શા બાના અરણ્ય રુદન આત્મ સો ચાલી. રજની કહે

તારા પિયરિયાં તેમ મારા પિયરિયાં અને તરત જ આશા બા જાદુકીયા બજાર ભારે વ્યાજ પણ દીધી છે કઈક ઉપકાર નથી કર્યો. વ્યાજ તો મેં મારી જાત ને ઉપકાર ભાવનાથી આપ્યું હતું. કઈ મોટી બેને માગ્યું ન હતું. અને અગત્યની વાત માથું ટાણું નીકળી ગયું ને

એ નિકે રજનીભાઇ શબ્દો ગળી ગયા તેમને બીજો વિચાર એ પણ આવ્યો આશા કે ત્યારે તે

આવું બધું વારં વાર નહિ કરે કહેવું કારણકે તેનો ચોક્કસ જ પ્રતિબળ નકારાત્મક ક જ હોય અને બીજું એ પણ હોય કે મોટા બેન છે એટલું કરે એમાં શું ધાડ મારી મહારાજ સાહેબનું વ્યાખ્યાયન પૂરું થયું અને બીજે આવીને ચેડમીનની switch off lever અને વાયરો નું નિરીક્ષણ કર્યું આશા બા વાકી નજરે નિહારી રહ્યા હતા કેમેય કરીને ચેડમીન ચાલુ ન થયું એટલે કોઈ પણ East Payson કર્યા વિના ઉપર જતા રહ્યા હતા ત્યાં ફરી અરણ્ય યુગનો ચાલુ થયા કહું છું હવેથી વિપુલને ખબરદાર બોલાવ્યો છે તો રાજની કહે દસ હજાર mile આ એક જ ભાણિયો ગામમાં છે સારે માટે પ્રસંગે બોલવા પડે અને આપણે પણ જવુ પડે એટલે દરેક વખતે મોટું અને પિન્ટુ આવે જયારે મારે ખડે પગે તેમની ચોકી કરવાની મારો ચેહરો પણ મોટશ થાય છે હું સમજાવીશ પણ તેમને કેમની ખબર પડી કે મોટુએ જ ચેડમીન બગાડ્યું છે. પંદર વર્ષનો ચાલ્યું ને હવે તો પણ આપણી જેમ નિવૃત તો થાય જ ને મને નાનિયાએ કહ્યું નાનીયો એટલે પોવત્ર રજનીભાઈએ બોમ પાડી નાનીયા હા દાદાજી કરતો નાનીયો તેનું ચિડલ હાથમાં લઈને તેના રૂમમાંથી બહાર આવ્યો મોટું ભાઈ આ મશીન ને ખોલતા હતા ત્યારે તું ક્યાં હતો રજનીભાઈએ ઉલાતપાસ શરૂ કરી દાદાજી પિન્ટુ ભાઈ બહુ ઝડપથી ચેડમીન ચલાવતા હતા તેથી તે પડી ન જાય માટે કશુંકે મશીન ખોલીને કર્યું હતું. એટલે કાર્ય પછી મશીન ચાલતું જુ બંધ થઈ ગયું. દાદાને ટાળો બેશતો જણાયો એટલે વિપુલને ફોન કર્યો બીજા છેડે Hello નાં અવાજે રજની બોલ્યો બેટા રજની મામા હા મામા બેટા મોટું છે ના મામા એતો કોલેજ ગયો છે ભલે બેટા મને ફોન કરવા કેજે પણ શું થયું તે તો કહો કાલે તેને ચેડમીન ખોલ્યું હતું અને તે શાને માટે તે જાણવા ફોન કર્યો હતો. અદા કાલે પિન્ટુ ગાંઠતો ન હતો અને તેને વાગી ન જાય તેથી મોટુને મશીનની Emergency switch બંધ કરવાનું મેં જ કહ્યું હતું. પણ તમારી સાથે વાત મોટુએ નોતી કરી ના પણ તે અત્યારે કરી તો સારું થયું કેમ શું થયું થવાનું શું હોય વાતનું વતેશર ચાલ પછી શાંતિથી વાત કરીશું હમણાં તો બંધો લઈને આગ ઠારવા જાવ છું વિપુલ કહે મામા જરા સમજાય એવું બોલો ને ચિંતા ના કર આતો ક્યારેક વાત નું વતેસર થઈ જાય તો આગ લાગે તેમ કહેવાય અને સત્ય દસમ થયું ગયું છે એટલે તે વાત કેહવા બમ્બો ભરીને ઠંડુ પાણી લઇ જાવ છું. મામા તો પણ ગજબ છો એમ સીધું સીધું કહોને કે મામીને સમજવા જાવ છો હવે તો તારોક્યો મામી છે પણ મારે તો સીધે આગની લપેટો થાવાની છે. તેથી તેનું બુરૂં ના દેખાય તેનું ધ્યાન રાખવું પડે ને વિપુલે હસતા હસતા ફોન મુક્યો અને મનોમન બબડ્યો પણ ખરું કે ખરું જોડું છે. નડે છે એકબીજાને વઢે છે છતાં એકવેટનું નીચું પાડવા દેતા નથી ચાલીશ વરસનો સર્વાથ છે ભાઈ આ બાજુ કલ્પાન કરી લીધા પછી આશા બાનું મગજ વેવારું બન્યું. આટલુ મોંઘુ અને મોટું સાધન એમજ જરા મચડવાથી બગડે ના આમ વિશ્ચરમા સહેજ દોઢ વધી જાય અને Switch off થઈ જાય તેવું તો કઈ નહિ થયું હોય

Hello પારસ કેમ છો મજામાં

તો આજે આપણે વૃક્ષ વિશે થોડીક વાતો કરીએ તો આપણે નાટક જોશું જેમાં પાતળું છે ચંપક ચકુ દાદા ઇન્દિરા છગનભાઈ doctor દવે તો બે બહેનપણીઓ પત્રકાર engineer અને મજુર તો દ્રશ્યવન ની શરૂઆત થાય છે રંગભૂમ પર એક નાનકડું નાના ઘરનો પ્રવેશ દ્વાર દ્વારા ની પાસે ઓટલો ઓટલાની બહાર ખુલ્લુ compound વરસાદ અને પવન નો અવાજ સંભળાય છે એટલામાં એક આઠ એક વર્ષની કિશોરી આવે છે છાપરા પરથી પડતી વરસાદની ધારા ને હથેળીમાં જીલે છે. કુદકો મારીને આંગણામાં આવે છે વરસાદમાં ખૂબ ઉલ્લાસ્થી નહાય અને ગાય છે. આવ રે વરસાદ ઢેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક ઓટલા પર કિશોરી ના પપ્પા આવીને ઊભા છે અને સ્મિત પૂર્વક નાચતી પુત્રીને જોવે છે. અને કિશોરી નું ધ્યાન જતા એ ઓટલા પાસે આવે છે.

ના ચકુ તું ના

ના મને શરદી થઈ જાય.

ના ના ચકુ રહેવા દે તું પડીશ જયેશ બેટા લપસી જઈશ હું.

દાદુ બોલે છે ચકુ બેટા ચાલો હવે અંદર હવે ના નહાય.

ચાલો બેટા પછી મોડું થશે નિશાળે જવાનું વરસાદ પણ હવે બંધ થવા આવ્યો છે. ના દાદા હજી થોડો થોડો પડે છે હું નહીં આવું. ચકુડી કલેશ ને કહી નઈ અંદર તું જ છાનીમાની આવને અંદર પછી માંદી પડીશ ત ચકુડી માર ખાવો છે? તારે ચાલ અંદર હવે દાદા બોલે છે ચંપક ચાલ અંદર તારો શરદી નો કોઠો છે ને આમ વરસાદમાં ક્યાં નાવા ઉભો છે માંદા પડતા વાર નહીં લાગે ચંપક બોલે છે હું વૃક્ષ છું પપ્પા એવા ને એવા રહ્યા ચાલ હવે શરીર પૂરું કર અને જમવા બેસી જા તારે દસ ને પચીસ ની બસ પકડવાની છે મોડું થઈ જશે તો તું જ પાછો બૂમાબૂમ કરી મુકીશ.

ઇન્દિરા બોલે છે એ આવી દાદાજી શું છે દાદાજી. અરે જો ને બેટા આ ચંપક શું કહે છે.

તે કહે છે હું વૃક્ષ છું. ઇન્દિરા બોલે છે દીકરા કોના દાદાજી એમને તો કાયમનો મસ્કરો સ્વભાવ છે આજે

ઇન્દિરા બોલે છે દાદાજી આમને તો શરદી થઈ ગઈ છે. હું ક્યારનો એનો કહ્યા કરું છું કે ચાલ અંદર અને શરીર કોરું કરી નાખ તારો આ શરદી નો કોઠો છે પણ માનતો જ નથી ને હવે આ થઈ ગઈ ને શરદી ચાલો હવે શરદી થઈ ગઈ છે ને તમને માંદા પડતા વાર નહીં લાગે ચાલો અંદર દાદા આ તો ખસતા જ નથી.

લ્યો હેડો દાદા અંદર આ તો કંઈ સાંભળતા જ નથી અને ચાલતા પણ નથી શરદી થઈ ગઈ છે ને પાછા લ્યો હું પાડોશી માંથી છગનભાઈ ને બુમ પાડીને બોલા ઊંચકીને અંદર

અરે છગનભાઈ. એ હાઈ ઇન્દિરાબેન શું કામ છે.

દાદા બોલે છે જગન જાને બેટા આ ચંપક ચાલતો એ નથી ને બોલતો એ નથી. ચંપકભાઈ ચાલો અંદર કેટલા બધા ભીંજાઈ ગયા છો. દાદા છગન એને ઊંચકીને લઈ લે. છગનભાઈ તમે એમ કરો ને દવે doctor ને બોલાવી લો ને બાજુમાંથી એમને શરદી થઈ ગઈ છે કંઈ દવાનો dose આપશે એટલે સારું થઈ જશે. છગનભાઈ બોલ્યા ઉભો રે હું બોલાવી લઉં છું છગનભાઈ કહે છે. હીરા બોલે છે દાદાજી આમને આવું તો શું થઈ ગયું છે.

દાદાજી અંદરથી મને ખૂબ બીક લાગે છે.

doctor બોલ્યા શું છે દાદાજી ચંપકભાઈ ને શું થયું છે? દાદા આ જુઓ ને સાહેબ તેમજ એમને તો કંઈ ખબર નથી પડતી શરદી થઈ ગઈ હોય એવું લાગે છે.

એમને આ શું થયું કેમ કંઈ બોલતા નથી કેમ આમ રિસાઈ ગયા છો તમે કંઈ તો બોલો આપણે કેવા કેવા સપના હતા. ચકુડી ને ભણાવી ગણાવી ને મોટી કરશું એણે સારે ઘરે પરણાવીશું થોડા પૈસા ભેગા થશે એટલે આ ઘરને થોડું મોટું કરીશું. અને અને તેણે તો મને શું છે નોંધાઈ છોરીને આમ સાવ સુન મુન સાધુ જેવા બની ગયા છો સાચું કહું છું હો મારાથી આમ નહીં જીવાય. તમે કંઈક તો બોલો તમે જો તમે જો નહીં બોલો તો હું ઉઠવાની નથી અહીંયા તમારા પગ પાસે જ બેસી રહીશ. દાદા બોલે છે બેટા ચાલ ઘરમાં આમ રડવાથી શું મળવાનું છે. ઇન્દ્રા હું અહીંથી ઊઠવાની નથી. બેટા તું જામ ખોઈ જઈશ ખોવાઈ બેસીસ તો બીજાનું શું થશે? આમ દાદાનુ કોઈ કંઈ ખાધું નથી અને રડ્યા જ કરે છે ચકુડી પણ ભૂખી જ સુઈ ગઈ છે. વલોપત મારાથી જિરવાતું નથી ઊઠ ઉઠો બેટા જે જો ચકુડી જાગી ગઈ છે અને રડે છે.

ઇન્દિરા ના ના કરતી ઊઠે છે ચકુના રડતા અવાજ તરફ એ ખેંચાય છે તો બીજી ક્ષણે એ ચંપક તરફ જુએ છે ચંપક નો અવાજ આવ્યો છે કે આવ્યા જ કરે છે. ઇન્દિરા એ અવાજ તરફ ખેંચાય છે પાછળ દાદા ધીમે ધીમે ડગ ભરતા ઘર તરફ જાય છે એમની લાડકી નો અવાજ સંભળાય છે પ્રકાશ ઓછો થતો જાય છે અને અંધકાર થતો જાય છે. થોડાક દિવસો પછી એક સવાર જાગી જાગને જાકવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ને કોણ જશે એ પંક્તિ ગવાથી સંભળાય છે પંખીઓના અવાજ અને પાછો ઓછો પ્રકાશ ધીમે ધીમે પૂર્ણ પ્રકાશ સાથે ચકુ બે બહેન પાણી અને કહે છે કે તેની પહેલી બોલે છે ચકુડી ને જલ્દી બૂમ પાડ તે હજી તૈયાર જ નહીં થઈ હોય આજે કેટલું બધું મોડું થઈ ગયું છે ચકુ એ ચકુ લે ચકુડી લે કચુક ઇન્દિરા બોલે છે દાદાજી જુઓ કેવી નાની નાની કુકડી કોઈ છે ફૂટી છે. દાદા બોલે છે હા બેટા ઘણી બધી ખુદી છે. ઇન્દિરા બપોરે તો અહિયાં સરસ છાયા હોય છે ઇન્દિરા પણ દાદા કાલ બપોરે એક કાગડો આવીન બેઠો અને કાકા કરવા માંડ્યો પછી પણ ડાળી પર એને તો બે ત્રણ વખત ચાંચ ગસી હું તો થથરી ગઈ. મેં એને બુમ પડી તાળીઓ પડી ઉડાવ્યો પણ લુખો ઉડે જ નઈ. ફરી એને ચાંચ ગસી મારા થી રેહ્વાયું નઈ કાકરો લઈને ઉદાર્યો થોડી વાર પછી તે ફરી પાછો આવીન બેઠો ને કાકા કરવા લાગ્યો. દાદા અરે બેટા આજ પરોઢિયે મને એક વિચિત્ર સપનું આવ્યું સપના માં ચંપક આવ્યો હતો.

આજ પરોઢિયે શું થયું તું દાદાજી? હા બેટા હું તો છે ને પણ આંગણામાં બેઠો બેઠો છાપુ વાંચતો હોય ત્યાં મારી પાસે આવીને ઊભો રહ્યો બાપુજી બાપુજી હા બોલોને મેં છાપુ ખસેડ્યું એના હાથથી મુઠ્ઠીઓ વાળેલી હતી મુઠ્ઠી ઊંચી કરીને કે બાપુજી ખોલો તો મેં એની મુઠ્ઠી ખોલવાનો પ્રયત્ન કર્યો પણ મુઠ્ઠી ખૂલે જ નહીં હું તો પ્રયત્ન કરતો રહ્યો પણ ખૂલે જ નહીં. પછીન આમતે પોતાની વૃક્ષ બનવાનું કહ્યું હતું અને તે વૃક્ષ બની ગયો.

હા એટલે મેં એટલા માટે કોલ કરેલો હતો કે ભાઈ અઅ મેં સાંભઈલું કે કોરોનાની લહેર પા છી આવી રહી છે અને અમારા ઘરમાં બધા જ લોકો બોવ જ બીમાર છે. તો તમે કૈક દવા સજેસ્ટ કરેલી હતી પેલા તો તમે ઈ દવા અમને પછી આપી શકો છો? અરે પણ બધા Vaccine લેવાની ખુબજ ના પડે છે કે વેકસીન આપણા શરીર માટે સારું નથી કે એતો ખાલી ડુંગળી નો રસ હોઈ. એ ખાલી પાણી હોઈ. એવું બધું અફવા ફેલાવે છે. તો શું એ સાચી વાત છે? અચ્છા, હ હ હું તમને એમ કૌ છું કે તમે જરાક દૂરથી વાત કરો છો કે સુ? કેમ કે તમારો અવાજ એમ થોડું ખેંચાઈ ખેંચાઈ ને આવે છે તો મને કઈ સમાજ માં નથી આવતું. અચ્છા, હવે હા અઅઅઅ ના ના ભાઈ હવે સરસ આવે છે. હા અને મેં તમને ખાસ કરીને એટલે ફોન કરેલું છે કે અઅઅ અમે અત્યારે રાજકોટ આવેલા છીએ અને મારા પાપા ખુબજ કહેતા હતા કે રાજકોટ પાછા આવા છીએ તો અમે ગુજરાતી કોઈ પણ Picture જોઈએ કે અઅઅ કૈક તમે મને કૈક Suggest કરો ને કે અમે કઈ પીચર જોઈએ ને કઈ પીચર વધારે સારી છે? અચ્છા, હ હ તો છેને અમે અમે અમે રાજકોટ અમે રાજકોટ આવી જ ગયા છીએ ભાઈ. અમે રાજકોટ માં આવ્યા એને અમને આઠ દિવસ થઇ ગયા છે. પપ્પા એ તમને Station પરથી Phone તો કરેલું જ હતું. હા, તો મેં એટલે જ કીધું કે અરે, ના એવું હતું ને કે ભાઈ તમે લોકો એટલા Bussy

અટલે એ સુ છે કે તમારા પાસે ટાઈમ હોઈ, ન હોઈ અટલે અમે લોકો ઘરે નો આવીએ. અમે પેલા એમ કીધું કે તમારાથી વાત થઇ જાય, તમે જે સમય આપો એ સમયે અમે આવશું. અને મારો ફોન કરવાનું મકસત તો એ જ હતું કે તમને જાણ કરાવી દઉં કે અમે આવી ગયા છીએ. અને અમે આવીએ ત્યારે તમે DVD બાર કાઢી ને રાખો તો અસાનીથઇ એમ.

અચ્છા, એવું છે, હા એતો હશે જ. તો હું શું કવ છું કે મેં તમને એટલે Phone કરેલુ હતું કે તમે હું જયારે તમારા ઘરે એવું તો તમે DVD કાઢી ને રાખો.

હા એ વધારે સારું રેસે અને તમે અમે તમારા theater માં કયારે લય? હા

હા, હા તમારો અવાજ ત આવે છે. મારો અવાજ આવે છે ભાઈ? હલ્લો?

અરે હું એમ ક્વ છું તમે તમારા theater માં અમને કયારે લય હા તમે અમને theater માં કયારે લય ને જાસો તમારા theater? અચ્છા. તે Best રેસે હ ભાઈ એટલે હું છેને મારા Husband સાથે આવીશ. અને એ શું તમારા ઘરે પેલી ફેરી આવશે તો શાયદ એને નવાઈ લાગે ઓર આપડે તો પેલા બચપન ના જીમી. એ તો અને તમારા પપ્પા અને મારા પપ્પા તો બચપન ના દોસ્ત હતા એટલે આપડી જાણ પહચાન માં વધારે સારી છે. પણ એમને થોડું Awkward લાગશે શું.

હનન એ તો બોવ જ સરસ વાત છે. તો પછી છેને મને એમ જ પૂછુવું તું એક તો Vaccine નું મારા દિમાગ માં એટલા ટાઈમ થી ખ્લાય આવે છે કે હું Vaccine લય લવ. બધા એમ કેય છે કે ના Vaccine લેવું સારું નથી. Vaccine થી આપડે બીમાર થઈ જાયે, Vaccine થી આપડે મરી જાયે, અને તમને તો ખબર છે. કે સિદ્ધાર્થ સુક્લા Big Boss ના Vinner હતા. હા હ આવો મારો અવાજ, હલ્લો.

હા. તમારો પણ આવે છે હો. હાઆ આ આ તમારો પણ આવે છે ભઈ.

હવે તો કયા Oppayment ની જરૂરત જ છે? હવે તો ઘરે આવી ને આપી ને જાય છે ને Vaccine અચ્છા, તો કાય તમારે લાગવત છે ત્યાં આ આ કાયા Hospital માં જય ને Vaccine લેવું અને શું કેવું કાય ખ્યાલ છે? અચ્છા. તો હું એવું ક્વ છું કે તમે મારા ભાભી એ, અને મારા અ તમારા દીકરા દીકરી એ બને બધા એ Vaccine લઇ લીધી છે.